ગેટિંગ સ્ટાર્ટેડ વિથ એક્લિપ્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું એક્લીપ્સ માં પ્રોજેક્ટ અને ક્લાસ કેવી રીતે બનાવવાં જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું અને અને જાવા પ્રોગ્રામને એક્લીપ્સ માં કેવી રીતે રન કરવું આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ 1110 એક્લીપ્સ 37 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ
જો નથી તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટની જુઓ
એક્લીપ્સ એક ઇન્ટીગ્રેટેડ ડેવલપમેંટ એન્વાયર્નમેંટ છે
આ એક ટુલ છે જેનાં પર જાવા પ્રોગ્રામને સરળતાથી લખી ડીબગ અને રન કરી શકાય છે
હવે ચાલો એક્લીપ્સ ખોલીએ
Alt ફ2 દબાવો અને ડાયલોગ બોક્સમાં એક્લિપ્સ ટાઈપ કરીને એન્ટર દબાવો
આપણને વર્કસ્પેશ લોંચર ડાયલોગ બોક્સ મળે છે
વર્કસ્પેસ એક એવી જગ્યા છે જ્યાં તમારા પ્રોજેક્ટને લગતો બધો જ ડેટા અને તમારી એકલીપ્સ ને લગતી ફાઈલો સંગ્રહીત થાય છે
અહીં એક સ્થાન પહેલાથી જ છે જે મૂળભૂત સ્થાન છે
બ્રાઉઝ વિશેષતા વાપરીને જુદી ડાયરેક્ટ્રીને પણ પસંદ કરી શકાય છે
હમણાં માટે ચાલો મૂળભૂત ડાયરેક્ટ્રી સાથે આગળ વધીએ
આગળ વધવા માટે ઓક પર ક્લિક કરો
તમારી પાસે વેલકમ ટીઓ એક્લિપ્સ પુષ્ઠ છે
વર્કબેન્ચ ક્લિક કરો જે પુષ્ઠની ઉપરનાં જમણાં ખૂણે આવેલ છે
અને અહીં આપણી પાસે એક્લીપ્સ આઇડીઇ છે
હવે ચાલો પ્રોજેક્ટ ઉમેરીએ
ફાઇલ ન્યૂ પર જાઓProject પસંદ કરો
પ્રોજેક્ટની યાદીમાં જાવા પ્રોજેક્ટ પસંદ કરો એ પણ નોંધ લો કે આપણે મોટાભાગનાં ટ્યુટોરીયલો માટે જાવા પ્રોજેક્ટ વાપરીશું
નેક્સ્ટ પર ક્લિક કરો પ્રોજેક્ટ નામે માં એક્લિપ્સેડેમો ટાઈપ કરો યુએસઇ ડિફોલ્ટ લોકેશન નામના વિકલ્પની નોંધ લો
જો આ વિકલ્પને પસંદ કરવામાં આવે તો તમામ એક્લીપ્સડેમો પ્રોજેક્ટ ડેટા મૂળભૂત વર્કસ્પેસમાં સંગ્રહીત થાય છે
જો તેને પસંદ ન કરાય તો બ્રાઉઝ વિશેષતા વાપરીને જુદા સ્થાનને પણ પસંદ કરી શકાય છે
હમણાં માટે આપણે મૂળભૂત સ્થાન વાપરીશું
વિઝાર્ડનાં નીચેની બાજુએ જમણાં ખૂણે આવેલ ફિનિશ ને ક્લિક કરો
આપણને ઓપન એસોસિએટેડ પર્સ્પેક્ટિવ ડાયલોગ બોક્સ મળે છે
પર્સપેક્ટીવ એક્લીપ્સમાં આઈટ્મ્સ જે રીતે ગોઠવાય છે તે દર્શાવે છે
ડાયલોગ બોક્સ એક પર્સપેક્ટીવ સુચવી રહ્યુ છે જે જાવા ડેવલપમેંટ માટે યોગ્ય છે
રિમેમ્બર માય ડિસાઇઝન પસંદ કરો અને યેસ પર ક્લિક કરો
અહીં આપણી પાસે પ્રોજેક્ટ સાથે એક્લિપસાઇડ છે
હવે ચાલો પ્રોજેક્ટમાં ક્લાસ ઉમેરીએ
પ્રોજેક્ટ ને જમણું ક્લિક કરો ન્યૂ અને ક્લાસ પસંદ કરો ક્લાસ નામે માં ડેમોક્લાસ આપો નોંધ લો કે મોડિફાયર્સ માં આપણી પાસે બે વિકલ્પો છે પબ્લિક અને ડિફોલ્ટ હમણાં માટે આને પબ્લિક રહેવા દો
બીજા વિકલ્પોની પાછળના ટ્યુટોરીયલોમાં ચર્ચા કરીશું
અને મેથડ સ્ટબ ની યાદીમાં
પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન વિકલ્પ પસંદ કરો
બીજા વિકલ્પોની પાછળના ટ્યુટોરીયલોમાં ચર્ચા કરીશું
વિઝાર્ડનાં નીચેની બાજુએ જમણાં ખૂણે આવેલ ફિનિશ ને ક્લિક કરો
અને અહીં આપણી પાસે કલાસ ફાઈલ છે
નોંધ લો કે અહીં ઘણા બધા ભાગ છે
આને પોર્ટલેટ્સ કહેવાય છે
આપણી પાસે પેકેજ એક્સપ્લોરર પોર્ટલેટ છે જે ફાઈલ બ્રાઉઝરની જેમ વર્તણુક કરે છે આપણી પાસે એડીટર પોર્ટલેટ છે જેમાં આપણે કોડ લખીએ છીએ
અને આઉટલાઈન પોર્ટલેટ જે આપણને પ્રોજેક્ટનું અધિક્રમ આપે છે
દરેક પોર્ટલેટ નાં માપમાં ફેરબદલ પણ કરી શકાય છે તેને મીનીમાઇઝ બટન વાપરીને નાનું પણ શકાય છે તેને રીસ્ટોર બટન વાપરીને પુનર્સ્થાપિત પણ કરી શકાય છે
હવે ચાલો હું બીજા પોર્ટલેટો નાના કરું અને એડીટર પર ધ્યાન કેન્દ્રિત કરું
જેવું કે આપણે જોઈ શકીએ છીએ એક્લીપ્સે અમુક કોડ પહેલાથી જ આપણા માટે જનરેટ કર્યા છે
અહીં જનરેટ થયલ કોડ એ વિકલ્પો પર આધાર રાખે છે જે આપણે કલાસ બનાવતી વખતે પસંદ કર્યા છે
હવે ચાલો અહીં પ્રિન્ટ સ્ટેટમેંટને ઉમેરીએ
ટાઈપ કરો systemoutપ્રિન્ટલન હેલ્લો એક્લિપ્સ
સ્ટેટમેંટની અંતમાં એક અર્ધવિરામ ઉમેરો
ફાઇલ પર ક્લિક કરી સવે પસંદ કરીને ફાઈલને સંગ્રહીત કરો વૈકલ્પિક રીતે તમે કન્ટ્રોલ એસ શોર્ટકટ પણ વાપરી શકો છો
આ પ્રોગ્રામને રન કરવા માટે એડીટર પર જમણું ક્લિક કરો રન એએસ પર јао અને જાવા એપ્લિકેશન પસંદ કરો
આપણે જોઈએ છીએ કે જો કઈપણ પ્રીંટ થાય છે તો આઉટપુટ કંસોલ આઉટપુટ દર્શાવે છે
જો આપણા કોડમાં સમસ્યાઓ હોત તો સમસ્યાઓ પ્રોબ્લેમ પોર્ટલેટ પર દેખાવી જોઈતી હતી તો આ રીતે તમે એક્લીપ્સ માં જાવા પ્રોગ્રામને લખી રન કરી શકો છો
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં એક્લીપ્સ માં પ્રોજેક્ટ અને તેનો કલાસ કેવી રીતે બનાવવાં
જાવા સોર્સ કોડ કેવી રીતે લખવાં અને કેવી રીતે એક્લીપ્સમાં જાવા પ્રોગ્રામને રન કરવું
આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે ડિસ્પ્લે નામથી એક નવો પ્રોજેક્ટ બનાવો અને વેલકમ નામથી એક કલાસ ડીસપ્લે પ્રોજેક્ટ માં ઉમેરો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવાબદ્દલ આભાર